હા એની તય્લ દહાડે તો હોયછ કિયા એટલે તો public વધાર હોય થોડા બે બે દહાડા જાવ ને તો શાંતિ રેહ હા તો જયીયે

એઈમાં પાછી હોલી એ એટલે વધાર હશે ગરદી હા એટલે તો કહું એટલે બે તય્ન દહાડા અગ્યાર તરીક હોય તો બાર તરીક જેવા જયીયે જયો વાર આવે

આપળે સોમવારે જયીયે તા બધે કરી દે જીગા ને ફોન જીગા ને ફોન કરીશ સંદીપ ને કરું નિસર્ગ ને આબુ હોય તો કરું

ને ticket લઇ લેજે advance એ તો હું book કરી લઉં ને જીગા જોડે google pay તો આપળે જોડે નહી એટલે એના જોડે કરાઈ દઉં નહી તો પછી ticket તો નહી મળે હા એટલે advanve આપળે book કરી દેવું કોઈ વાંધો નહી કોઈ વાંધો નહી એ તો google pay કર દેય અલ જીગા જોડે હશે કે google pay તો બોલ બીજું ઘરે કેવું ચાલે તમારે કેવો અમારે તો ઘેર બધા શાંતિ જલસા અમારે શાંતિ છે બોલો ભણવાનું કેવું ચાલે શાંતિ હવે આવવા નું હે કે નાં વડગામ બીજું વડગામ તો અલ્યા હાલ તો ભણવાનું ચાલે પણ અઠવાડિયા પછી રજા મળશે એટલે આવશો ચેટલો time થયો તમને તો વડગામ આયે જુના ઘેર એ આયા નહી તમે તો

પાછા વડી તો

બીજું કે તમે જ રાખો છો એમ

movie જોવા રોજ જતા આપળે મજા આવતી પેહલા તો આમ છતાં પેહલા તો કેહતા થા મુકો movie જોવાની ત ફટ દયને બધા તૈયાર થઇ જાય હવે તો માંન ખ્કરી ખ્કરી પકડી પકડી ને લઇ જાવ પડે ત્યારે એઈ આવે હવે બધા ભણવા માં પડ્યા અલ ભાઈ mobile એક દહાડો નો time કાડીશું યાર અમુક પાછા job ઉઓઅર જતા હોય હ hello અમુક ને પાછી job ખરી તા પણ રજા ના દહાડા આયી પાયે કે નહી આયી પાયે રજા ના દહાડા કહો એટલે કેહ અમે તો આરામ કરવા દો રજા ના દહાડા અમુક જીગો ને કેહ અમે government ની તાય્યારી કરવી છે એટલે હેવે શું કરવાનું કઈ ના કરી હું તો કહું advance હાલ થી ફોન કર દો આઠ તરીકે જવાનું હોય ને advance માં ફોન કર દો એટલે ખરો picture જોવા હું ફોન કરીશ પછી મને call કરજે તું જીગા જીગા ને ફોન કરી હું જીગા ને કરું સંદીપ ને કરું નિસર્ગ ને કરું એ બધા તૌયાર કરીશ આપડા જયીયે હારું તા હા બીજું કઈ શાંતિ ને હા સારું ચલ પણ bye મુકું

જો આ ઉપયોગી લાગે તો share કરજો જેના કારણે સમાજના વિવિધ ભાગો માં એ પહોંચે અને સમાજ તંદુરસ્ત રહેવા માં તમે ઉપયોગી થઈ શકો તો સૌ પહેલા પેટ ભારે થવું કે પેટ મોટું થઈ જવું એટલે સુ આ video સંભારતાં પહેલા જો તમને પેટ ફૂલવા સાથે ખુબજ પેટમાં દુખાવો હોય નીચેથી હવા નીકરવાનું પણ બાણ થઈ ગયું હોય અને toilet એટલે કે સંડાસ આવાનું બન થય ગયું હોય અને ખુબ જ વધારે પેટમાં વીંજ આવવી એટલે કે quality થયું હોય તો આ video તમને લાગુ પડતો નથી આ એક આંતરડું બાણ થાય જવાના સંકેત છે અને emergency છે એટલે તો આ પેટ ફૂલવું દુખાવા સાથે ફૂલવું એ અલગ છે બીજું જો એની સાથે તમને કમળો પણ અને પગમાં સોજા હોય અને તમારું વજન વધતું જતું હોય તો એ પણ એક medical emergency છે એ પણ સાદું પેટ ફૂલવું નથી એટલે એમાંથી જણાવવા માટે કોઈ પણ લક્ષણો સાથે તમારું ફુલતું હોય તો તમારે તરત જ doctor નો સંપર્ક કરવો ઘણા લોકો અમારી પાસે એવી રીતે આવે છે કે અમારું પેટ સાહેબ ખાધા પછી ફૂલી જાય છે અથવા તો પેટ ભરી રે છે તો એના માટે તમે સુ કારસો હવે મોટા ભાગે આ પેટ જે ભરી રેવાનું છે એને બે ભાગમાં વહેંચી શકીયે એક જે ખોરાક અને જીવન શૈલી ને કારણે આ પેટ ભારે રે છે અને બીજું કય બીમારીને કારણે પેટ બહાર આવે છે હવે આપણે સૌ પહેલા ખોરાક એ જીવન શૈલી માં સુ પરિવર્તન લેવાથી પેટ હળવું થઈ શકે એના વિશે માહિતી તો સૌ થી પહેલા તમે કેટલું ખાવ છો સુ ખાવ છો અને કેટલી ઝડપથી ખાવ છો તે ખુબ જ મહત્વ નું છે સામાન્ય રીતે તમારા હોજરીની size આપણે બંદ મુઠ્ઠી એટલે કે આટલીજ હોય છે જો આટલો જ ખોરાક ખાતા હોય તો સામાન્ય રીતે પેટ ભરી થતું નથી પણ study પ્રમાણે નવાણું ટકા લોકો જેને ખોરાક available છે તે જરૂર કરતા હોજરીની capacity કરતા વધારે ખોરાક ખાય છે જેને લીધે હોજરી થોડી ખેંચાય છે અને પેટ ભારે થવાની શક્યતા રહે છે બીજું તમે કેટલી ઝડપથી ખાવ છોજયારે તમે ખાવાનું start કરો છો ત્યરે હોજરીમાંથી અમુક signal તમારા મગજ સુધી પહોંચે છે અને મગજ satisfaction સતયતી એટલે કે તમને એવું લાગે કે હવે મારુ પેટ ભરાય ગયું છે તેવો સંકેત આપે છે પણ આ પ્રક્રિયામાં ત્રીસ મિનિટ લાગે છે એટલે જો તમે ખુબજ ઝડપથી ખાવ તો મગજ તમનબે સંકેત આપે કે હોજરી ભરાય ગે છે એ પેલા તમે ખાસું વધારેખય લો છે કીધેલું હોય છે તમે ઘણી વખત અનુભવ કર્યો હશે કે જમવા તાયમેં તમને ધૂપ નથી લાગતું પણ જમ્યા ભૂખ્યા થયા પછી પાંચ દસ મિનિટમાં તમને એવું લાગે છે કે મેં બવ વાદ્ગારે ખાય લીધું તમે mark કારસો એ વખતે તમે ખુબ ઝડપથી જમ્યા હસો અથવાતો તમને ઝડપથી જમવાની ટેવ હશે બીજું જયારે તમે ખુબ ઝડપથી જમો ચો ત્યારે જોડે જોડે અમુક હવા પણ સાથે સાથે અંદર જતી હોય છે અને અમુક હવા તેમાં ઓડકારમાંથી બાહ્ય કાઢી નાખો છો પણ બાકીની જે હવા હોજરીમાંથી જે નાના આંતરડામાં અહીં ગે છે તે બહાર નીકરતી નથી

પેટ ફૂલવાં અહેસાસ આવે છે તો પછી તમે સુખાવ ચો તો અમુક પ્રકારના ખોરાક છે જે ખાવાથી ગેસ થવાની અથવા તો પેટ ફૂલવાની શક્યતાઓ વધારે હોય છે પણ એ નોંધનીય છે કે દરેક માનસમાં એક ખોરાક થી ગેસ થાય એ જરૂરી નથી તમે તમારા ખોરાકનો folt map એટલે કે તમે સુ ખાવ ચો અઠવાડિયા દસ દિવસ માટે તમે લખો અને તમે mark કરો કે આ વસ્તુ જે દિવસે મેં ખાધી એજ વખતે મને પેટ વધારે ફુલેલું લાગતું હતું અને પછીના અઠવાડિયે તમે એ વસ્તુને avoid કરીને ટાળીને જુઓ કે તામર પેટમાં કેવું રહે છે એવું જુઓ આમ છતાં અમુક પદાર્થો સામાન્ય રીતે ગેસ કરતા જોવા મળે છે એવામાં છે

bacteria નથી કરી સકતા અને ગેસ બને છે પછીની વસ્તુ છે sugar તમે કાયા type ની sugar લો ચો અને કેટલી લો છો જો તમે વધારે પડતી sugar લો તો તમારું વજન વધે છે એ blycoj નામના પદાર્થમાં convert થાય છે અને શરીરમાં glycogen બને છે ત્યારે શરીર નું candancy છે કે જોડે જોડે પાણી પણ return કરે તેની રીતે over all તમારા શરીરનું વજન પણ વધે છે અને પેટ પણ ફુલેલું લાગે છે બીજી વસ્તુ છે carbohydrates carbohydrates એટલેકે Kelary જે આપણે ખોરાકમાં maximum લઈયે છે પણ જયારે તમે simple carbohydrates લો simple એટલે કે તમે sugar વધારે લીધી ખાંડ ખાધી કે પછી તમે મેંદા મેંદો ખાધો મેંદાની રોટલી ખાધી મેંદાની item ખાધી તે simple carbohydrates માં આવે છે જે વધારેપેટ ફુલાવે છે અને પાણી return કરે છે જો તમે complex carbohydrates એટલેકે કે આખા ધન્ય છે ઘાવ છે ચોખા છે આખા ઘાવ ચોખા polish કાર્ય વગરના અને એનો તમે લોટ બનાવીને રોટલી ખાવ ચો તો ગેસ થવાની શક્યતા ઓછી છે છે બીજી વસ્તુ છે fat fat એટલે કે ચરબી જયારે તમે ચરબી જન્ય ખોરાક ખાવ છો તો ચરબી જન્ય ખોરાક હોજરીમાં સૌ થી લમ્બો time ભરી રહે છે અને એના હોજરી માંથી આગળ જેથી અટકે છે ઘણી વખત mark કર્યું હશે કે રાતે તમે ઘી તેલ વાળું વધારે ખોરાક ખાય ને સૂર્ય ગયા એટલે અડધી રાતે અથવા તો વહેલી સવારે જયારે ભૂખ ઓડકાર પણ આવે તો પણ તમને એવું જ લાગે કે રત્ન ખાધેલાનો અત્યરે ઓડકાર આવ્યો છે કારણ કે આમાં ચરબી વાળો ખોરાક વધારે હતો અને તમારી હોજરીમાં હાજી પણ પડ્યો રહ્યો છે અનેનેન કારણે હોજરી તમારી ફૂલેલી રહે છે અને પેટ તમને ભારે થવાની શક્યતા રહે છે પછી છે cold drink cold drink એટલે કે તમે વધારે પડતું ઠંડા પીણાં જેવાકે thumbs up coca cola sprite પીવો છો કે biyar પીવાની આદત છે કે pulfish પીવાની આદત છે કે જેમાં aeriantek drink જે હોય છે ઘણા લોકો મને છે કે એ પીધા પછી એમને ઓડકાર આવે છે કે અમને પેટમાં સારું લાગે છે પણ એ temporary છે એમાંથી અમુક વર્ષ આંતરડા માં વયોવય હોય છે અને જે પરિણામે તમારું આંતરડું અથવા તો પ્રોટીન સંશ્લેષણ કહેવાય એ લાંબા time માટે રાખે છે પછી ની વસ્તુ છે કબજિયાત જેને કોઈ લાંબા ગાળામાં કબજિયાત હોય

તમે ખાલી ખોરી laxative છે simple syrup છે કે જે સાફ કરાવી શકે અને તમે એને લો તો તમારું પેટ સાફ થવાથી તમને જે પેટ ફૂલેલાની filling છે એ ઓછી લાગે છે Complete list નથી પણ એમાં આ સામાન્ય લક્ષણો છે જો તમે આટલું mark કરો અને તમારી જીવન શૈલી સુધારો slow ખાવ થોડું ખાવ ત્યાર બબે કલાકે થોડું ખાવ પાણી વધારે પીવાનું રાખો અને અઠવાડિયા દાસ દિવસ પછી પણ તમને એવું લાગે કે ના હાજી પણ અમારું પેટ ફુલેલું લાગે અને આરામ નથી થયો તો અમુક બીમારીઓ પણ છે કે જે હોજરીની ગતિ ધીરી કરે છે કે આંતરડાની અંદર હોય છે અને તમારે એનો report કરવો જોઇએ આ બીમારીઓમાં સાડી બીમારી જેમ કે HLODbacteriainfection gestical diodicalsilian disease જેમાંકોઈ પણ વસ્તુની elergy હોય હપય શકે છે તો પેટનું ફૂલવું એ સામાન્ય લક્ષણ છે સીતેર થી નેવું ટાકા કેશમાં તેમાંકોઈ એવી ખાસ બીમારી મળતી નથી મોટા ભાગે તમારે જીવન શૈલી માંથી ખોરાકમાં સુધારો કરવાથી તમને ફાયદો મળી જતો હોય છે તો દરેક જન એ સરુવાત માં દષ્ટિ પંદર દિવસ આ પ્રયત્ન કરી જુઓ અને વજન ઉતારવાનો પ્રયત્ન કરવો તો તમે તમારી શૈલી નું પાંચ ટકા વજન પણ ઉતારો છો તો તમને એમાં એંશીથી નેવું ટકા રાહત થવાની શક્યતા રહે છે એ પછી પણ તકલીફ ચાલુ રહે તો તમારે doctor ને બતાવું જોઇએ દવા ઓ ઘણી વખત તમે pain killer અથવા અન્ય બીમારીની દવા લેતા હોય તો એ દવા ઓને લીધે પણ હોજરીની ગતિ ધીરી પડટી હોય છે અને તમને પેટ ફુલેલું લાગે છે પછી છે જો તમે લાંબા ગાળા થી diabetes કે thairaid થી પીડાતા હોય તો પણ તમારી હોજરીની ગતિ બગડી શકે છે આંતરડાની ગતિ બગડી શકે છે જેને diabete kentropethy અથવા તો thairaid kentropethy હોય છે અને એવા કેશમાં પણ તમારું પેટ ફુલેલું રહે છે તો આ બધા કારણો જાણ્યા પછી તમે તમારી જીવન શૈલી માં સુધારો લાવ્યા પછી પણ જો તમને તકલીફ રે તો તમારે doctor ને બતાવી ને આગળ test કરવા જોયયે નેવું ટાકા કેશમાં આમ કોઈ બીમારી હોતી નથી hi કય નય બસ બેઠી છું બોલો તમે કેમ છો મજામા? હાહો જમી લીધુ છે તમે જમ્યુ કે તમારે બાકી છે હજી? મારે જમવા મા lunch મા normal હતુ જેમ કે શાક રોટલી vegetables બધુ normal હતુ જે રાત નું બચયુંતુ સવારે ગરમ કરી ને લેતી આવી હાહા yes બીમાર પડયે તો પડયે એમા શુ થઈ ગયું દવા કરાવી લેશુ પતીજશે. પૈસા છે ત્યારે જ ને હવે trust માં company બોવ પૈસા આપે છે. હા હારું હારું.

હમ, goa નો તો program fix રાખયું તું but હવે જોવ શું થાય છેઆગળ હવે હમણાં તો કઈ નક્કી નથી. ખબર નઈ ગોવા માં તો કેવી ઠંડી પડે છે. આયાનું તો ખબર છે. but ગોવા દરીયા કિનારો છે. beach છે. એટલે ઠંડી તો તૈયા જબરદસ્ત હશે. હમ તો પછી એટલા માટે તો હમણાં cancel cancelationn નથી but

company loan આપતી હોય તો finally જવ. હમ company મા માગશે ને સામેથી કે પાંચ પાંચ કિલો સોનું ગીરવી રાખો એવું બધું ક્યાંથી લાવીશ પછી કેમ ના માંગે મેં તો ઘણી વખતે loan loan લીધી છે મને experience છે. તમારો કેવો experience છે loan regarding okay સારું કેવાઈ loan ના લો એટલે હારું જ છે.

દહેગામ દહેગામ city છે કે આમ just village type નું છે? તો તમે જ્યાં રયો છો ત્યાં city હશે right okay okay સમજી ગઈ i understand okay તમારે flat છે કે normal society tenament છે?

હા એમ તો હાચી વાત છે. હા થોડુંક village type નું પડી જાય.

હમ્મ okay nice જી of course અગર તમે બોલાવી છે ને ના પધારીયે એવું possible જ નથી. એટલે આદુ બાદુ નાખો છો કે નથી રાખતા અચ્છા okay okay એવું હોઈ તો બિસ્કિટ વીસ્કીટ રાખજો ખર્ચમાં. કઈ બિસ્કિટ રાખશો good day નાના મને એ નઈ ગમતું મને twenty twenty ગમે છે.

હા શાકભાજી તમને vegetable માંથી સૌથી સારું vegetable કયું લાગે છે ખાવા માં સૌથી વધારે સુ ભાવે છે. તો તમારે કઈ dish favourite છે ગુજરાતી પંજાબી બંગોલી. હા એ પણ સાચું છે. તો ગુજરાતી માં જે દાળ હોઈ એ બોવ મીઠી કેવાઈ બોવ આમ નઈ કેતા sugar રાખી દે sugar નાખી દેશે એનાથી બોવ sweet થઈ જય એટલે એ વાત સાચી છે? હમ્મ સારી લાગે એમ દાળભાત સારા લાગે શાક માં મીઠું હોઈ ને એ નો સારું લાગે.

તમારે ઘણા બધા friend મીઠા છે અચ્છા એમ સારું મીઠું ખાવું સાચું મને ગમે સાચી વાત છે

no no ડાયાબિટીસ નથી thank you doctor તમને અગર ખબર okay thank you એના માટે પણ કદાચ મને નઈ તમને કદાચ જરૂર પડશે મીઠું ખાતી નઈ

જો અમારું જે અમદાવાદ માં અમારું યુપીનું વ્યાખ્યા બતાવી દવ અમારું જે યુપી છે ને એ બોવ જૂનું culture છે એટલે કે વિચાર કરી શકો છો જયારે રામ સીતા ના જમાનાનું છે એટલે કે એ સમયે અતયારે જે ઈતીહાસ છે ઈતીહાસ જે લખાયેલો છે ઍ સમયે એ અત્યરે મોજુદ છે એ વસ્તુ અત્યારે તમે એના દર્શન લોકો દૂરદૂર થી જોવા માટે આવે છે જયારે રામ અને ભરત નું મિલન થયુ તુ ઈ જગ્યા છે ચિત્રકૂટ એ જગ્યા પર availble છે ચિત્રકૂટ મા યુપી નું જે સુરત આપણે sun sit point ત્યા available છે

હજી જૂનું જ છે બધું most of આપડા ideals હોઈછે most of ત્યાં ના જ છે દેવી દેવતા બોલ રામજી ના જન્મ સીતાજી યુપી ની હતી જનકપુર ની કેટલાક લક્ષમણજી હતા જેમાં totaly જે વસ્તુ ઘટેલું છે ઇતિહાસ માં બધું easyliy mostof યુપી છે મદ્રાસ બિહાર છે પઇ તામિલનાડુ છે તે બધી જગ્યાએ most off ઘટેલું છે એલા ભાઈ અમારે યુપી માં લક્ષમણ લક્ષ્મણ બીજું સુકેવાઈ sorry sorry લક્ષ્મણ પુલ લક્ષ્મણ પુલ તમને એનું real નામ છે એ સારું છે લક્ષ્મણઝૂલા લક્ષ્મણઝૂલા રામઝૂલા એ બવ famous છે એ ઉત્તરાખંડ માં છે કેદારનાથ જેમ ગંગા નદી છે જેમ કંચન જેવું પાણી છે like one તમે directly રૂપિયો નાખો ને ત્યારે ગંગા નદી ના દર્શન કરીયે છીએ ત્યારે રિવાજ છે તમારે પૈસા નાખવા પડે છે અંદર તો એ રૂપિયો નાખો ને તોઈ તમને કંચન જેવું લાગશે. જો હવે એ તમારે પાછું કાઢવું હોય તો પાછું કાઢી શકો છો. બાકી real માં તો એવું હોતું નથી તમે પાછું કાઢી શકો. કારણ કે જે માન્યતા છે. હમમ. એ તમારી mentality હિસાબે બાકી અમે તો રાખીયે છીએ. અમારે દુનિયાની. અને એ ખબર છે most of દુનિયાની સાત અજાયબી ઓ છે. જેમાંથી એક અજાયબી તાજમહાલ છે કુત્તુમ્બ મીનાર જે દીલ્લી માં આવેલ છે. દીલ્લી માં છે આપડે. એતો મને પણ ખબર છે એતો મને ખબર છે દિલ્હી એ કોઈ એ proper city છે જેમ કે જો tot al આમ કેવાઈ એ મને ખબર છે એ એક પાટનગર છે એટલે capital છે Indian capital ok દિલ્હી આ બધું ખાવા પીવા માટે મશહૂર છે famous છે. દિલ્હી ની કોઈ

yes અમે train થી ના અમે trian થી ગયા હતા સાયકલ લાઈ ને નહિ જતા અમે train થી ગયા તા સોળ કલાક નો રસ્તો હતો દિલ્હી માં અમે railway station ફતેહપુરા ઉતર્યા ત્યાંથી અમે લોકો અમે અમારા ઘરે ગયા હતા. કેમ તમે ગુજરાત માં છો તો ગુજરાત ના બાર કદી ફરવા નથી ગયા શુ. હા તો કેમ નો રય શકાય અગર અમે લોકો યુપી ના છીએ ગુજરાત માં રય શકીયે છી તો બીજી જગ્યાએ નથી જઈ શકતા અમે of course જઈ શકીયે છી કેમ કેમ નથી કરી શકતા ચોક્કસ કરી શકીએ છી. તમારો experience કેવું છે આ માટે તમે કોઈ દિવસ દિલ્હી ગયા હસો ફરવા માટે કદી મુંબઈ ગયા હસો મુંબઈ tour હશે તમારું.

અક્ષય કુમાર ને મળેલા છો really? Oh my god યાર આ બોવ જ મતલબ i don't believe this wow એવું ના હોઈ ના યાર possible નથી ચા પિતાતા એ ક્યાં પી શકે છે પણ તમારી જોડે કેમ પીસે માણસ તમે છો but એ સેલેબ્રીટી છે

એવું છે અચ્છા તો એક ok તો ત્યારે હું માંની જયસ otherwise હું અક્ષય કુમાર એ મારી જોડે મારી જોડે ચા પીધી that is not a possible

okay વાંધો નથી બનીશકે છે કે તમે fake બોલતા હસો શુ ખબર હવે જોવો ये तो सही बात है बिलकुल सही कहा आपने अभी ये बताये अक्षय कुमार से आपने बाते क्या की आपने चाय पई होगी तो आपने बाते तो कीही होगी क्या बाते हुए आप लोगो के बीच yes अच्छा उनका hometown तो अमृतसर पंजाब है न केनेडा ना ok उनके पास नागरिकता कैनेडा का है

दिल्ली मै में आपको एक finally मस्त मॉल बोलती हु दिल्ली में सबसे best mall select city work mall famous mall हे select city with the work mall वो साकेत रोड पर है वहा पर आप अगर दिल्ली कभी जाते हो तो वहा एक बार मुलाकात जरूर लेना वो भी christmas के time पर बहोत जयदा मजा आता है thirty first ના તો પીવા નો program છે એ તો હું daily પિવ છું but હું normal વાત નથી કરતી હું બીજી વાત કરું છું yes એ જ વિચાર છે signature બોવ સસ્તી આવે છે એ ના ના એ નો પીવાઈ.

હા એક કામ કરજો હું જયારે party કરીશ ને ત્યારે હું signature પીયસ ને ત્યારે તમને ઢાંકણા માં bottle cap હોઈ છે ને એમાં થોડુંક તમને mix પાણી જોડે આપી દયસ તમને થોડુંક ટેસ્ટ કરવું છે ને તો better રહેશે. OMG ખબર છે સુ છે સુ છે એની price આહા નવસો પચાસ રૂપિયા કેટલા મીંડા આવે છે નવસો પચાસ માં. અમે તો બોવ મહાન school માં ભણ્યા તા તમે કઈ school માં ભણ્યા તા. અમારે તો school તો અદાણી વિદ્યાલાય હતી yes હા ok વાંધો નથી. હું સુ ક્વ જયારે અપડે દિલ્હી જાસુ ને તો એક કામ કર ને આપડે બને દિલ્હી જવાનું પ્રોગ્રામ કરીયે અને અપડે લોકો select city work mall માં movie જોતા આવી કોઈ પણ હમણાં જે release થશે life of pine હા તો વાંધો નહિ ને theater દિલ્હી જેવા મજા નથી દિલ્હી ના જે theater છે ને અહીંયા ઇન્ડિયા માં મજા નથી ના. એવું તો નથી કારણકે એવું તો માજા over થઈ જય over મજા ની મજા અમે નથી લેતા. એક દીવસ આવો તમે અને ત્યાં અમારે જે friend circle છે ને એને તમે મળો દિલ્હી કેવું છે તમે જાણો પછી તમે કેજો. પછી તમે પોતે જ કેસો દિલ્હી માં જ ફક્ત છે અને તમારી સાથે દિલ્હી માટે તમારી માનસિકતા કેવી છે.

કારણકે અમે લોકો સસ્તું નઈ use નઈ કરતા અમે expansive વસ્તુ રાખવા એ પણ orignal રાખવાના શોખીન છીએ મારી જે પાણી ની બોટલ છે ને એ પણ પાંત્રીસો રૂપિયા ની છે મિલટીન. હા અને મારી જોડે જે કપડાં મારે જ જે પાણી ની બોટલ મારી જે પાણી ની કિંમત તમે સાંભળશો ને. પાણી હું black water હું use કરું છું એટલે પીવા માટે black water જે હોઈ છે ને એ એ બધા મતલબ જે સેલેબ્રીટી થી જે મોટામોટા લોકો હોઈ છે એ બધા black water use કરે છે. એવું છે હહ exatly અમે black water વાપરીએ છીએ જેની ખાલી.

to seven thousand રૂપિયા નું. ના ના અમે job નથી કરતા અમે business કરીએ છી પાણી જ આટલું મોંઘુ છે તો job કરી ને કેવી રીતે possible how this possible મારે ફેબ્રીકેશન નો business છે ફેબ્રીકેશન department yes મારુ ખુદ નું છે મારુ પોતાનું છે i am owner ઘણા બધા છે એમ ગણતરી કેવી રીતે બતાવી શકું મારા મેનેજર પચાસ થી સાંઠ મેનેજર છે employee છે એકદમ.

yes ત્યારે તો તમને અમારી ભાષા ઉપર થી તમને ખબર પડી જોવી જોયે no no no problem. સાચી વાત છે એ તો ખબર પડે છે કે તમારા લેવલ ને મારા લેવલ માં ઘણો બધો ફરક છે એટલે તમને directly એટલા માટે yes i want to tell you something. પછી તમે જે ગામડા માં રહો છો મતલબ કે તમે જે દહેગામ રહો ચો ત્યાં મતલબ કેવું આમ ત્યાં વાતાવરણ કેવું છે. ત્યાં નું climate કેવું છે. ત્યાં ની લોકો ને mentality કેવી છે ત્યાં ના લોકો ની. મેં સાંભળ્યું છે કે ગામ એ દહેગામ નું ગામ એવું છે કે જ્યાં કોઈ હાથ પકડી ને ચાલે તો લોકો નવાઈ થી જોવે છે એ સાચી વસ્તુ છે.